લીબર ઓફીસ ઈમ્પ્રેસમાં કસ્ટમ એનિમેશન પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે ઈમ્પ્રેસમાં કસ્ટમ એનિમેશન વિશે શીખીશું
અહીં આપણે ઉબુંટૂ લીનક્સ આવૃત્તિ 1004 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 334 ને ઉપયોગમાં લઇ રહ્યાં છીએ
પહેલાં sample impressઓડીપી પ્રેઝેંટેશનને ખોલો
સ્લાઇડ્સ પેનમાંથી પોટેન્શિયલ આલ્ટરનેટિવ્સ થંબનેલ પર ક્લિક કરો
સ્લાઇડ હવે મેઇન પેન પર દેખાય છે
આપણા પ્રેઝેંટેશનને વધું આકર્ષક બનાવવાં માટે કસ્ટમ એનિમેશનને કેવી રીતે વાપરવું તે શીખીએ
સ્લાઇડમાં ડાબી બાજું આવેલ પ્રથમ ટેક્સ્ટ બોક્સને પસંદ કરો
આ કરવાં માટે ટેક્સ્ટ પર ક્લિક કરો અને ત્યારબાદ પ્રદર્શિત થયેલ કિનારી પર ક્લિક કરો
ઇમ્પ્રેસ વિન્ડોની જમણી બાજુએથી ટાસ્ક્સ પેનમાં કસ્ટમ એનિમેશન પર ક્લિક કરો
એડ પર ક્લિક કરો
કસ્ટમ એનિમેશન સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે
નોંધ લો કે એન્ટ્રાન્સ ટેબ ખૂલેલું છે
એન્ટ્રન્સ ટેબ સ્ક્રીન પર વસ્તુઓને કેવી રીતે દેખાડવી તે નિયંત્રિત કરે છે
આ શ્રેણીનાં આવનારા ટ્યુટોરીયલોમાં આપણે બીજાં અન્ય ટેબો વિશે શીખીશું
બેસિક અંદર ડાયગોનલ સ્ક્વેર્સ પસંદ કરો
તમારું એનિમેશન કઈ ગતિએ દેખાવું જોઈએ એ માટે ગતિનું નિયંત્રણ પણ કરી શકો છો
સ્પીડ ફીલ્ડમાં ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો સ્લો પસંદ કરી ઓક પર ક્લિક કરો
ઈફેક્ટ ફીલ્ડ એનિમેશનોનાં વિકલ્પોને સુયોજિત કરવાં માટે પરવાનગી આપે છે
ઈફેક્ટ ફીલ્ડની નીચેની તરફ આવેલું બોક્સ પ્રેઝેંટેશનમાં ઉમેરાયેલાં એનીમેશનોને દર્શાવે છે
નોંધ લો કે પહેલું એનીમેશન એનીમેશનની યાદીમાં ઉમેરાઈ ગયું છે
નીચે સ્ક્રોલ કરી પ્લે પર ક્લિક કરો
તમે પસંદ કરેલાં તમામ એનીમેશનનું પ્રીવ્યું પૂર્વદર્શન હવે મુખ્ય પેન પર પ્લે થશે
હવે સ્લાઇડમાં બીજાં ટેક્સ્ટ બોક્સને પસંદ કરો
કસ્ટમ એનીમેશન અંદર એડ ક્લિક કરો
પ્રદર્શિત થયેલ કસ્ટમ એનિમેશન સંવાદ બોક્સમાં બેસિક એનીમેશન અંદર વેજ પસંદ કરો
સ્પીડ મીડિયમ પર સુયોજિત કરો
ઓક પર ક્લિક કરો
નોંધ લો કે આ એનીમેશન બોક્સમાં ઉમેરાઈ ગયું છે
ધ્યાનથી જુઓ કે યાદીમાંના એનીમેશન તમે બનાવેલ ક્રમમાં હોય
બીજું એનીમેશન પસંદ કરો
પ્લે બટન દબાવો
તમે પ્રીવ્યું માટે એક કરતા વધારે એનીમેશનને પણ પસંદ કરી શકો છો
આ કરવાં માટે એનીમેશન પસંદ કરતી વખતે Shift કી દબાવી રાખો
પ્લે પર ક્લિક કરવાથી તમામ એનીમેશનોનાં પ્રીવ્યું જે તમે પસંદ કર્યા છે તે પ્લે થશે
હવે ત્રીજાં ટેક્સ્ટ બોક્સને પસંદ કરો
લેઆઉટ્સ માં એડ ક્લિક કરો
એન્ટ્રાન્સ ટેબમાં બેસિક અંદર ડાયમન્ડ પસંદ કરો
સ્પીડ ને સ્લો સુયોજિત કરી ઓક પર ક્લિક કરો
દરેક એનીમેશન અમુક ચોક્કસ મૂળભૂત પ્રોપર્ટીઓ સાથે આવે છે
ચાંગે ઓર્ડર બટનો વાપરીને તમે એનીમેશનોનાં ક્રમને પણ બદલી શકો છો
ચાલો દરેક એનીમેશન માટે મૂળભૂત પ્રોપર્ટીઓ જોઈએ અને તેને કેવી રીતે મોડીફાય કરવું એ શીખીએ
યાદીમાંની પહેલા એનીમેશન પર ડબલ ક્લિક કરો
આ ડાયગોનલ સ્ક્વેર્સ વિકલ્પ છે
ઇફેક્ટ્સ ઓપ્શન્સ સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે
મૂળભૂત રીતે એક ઇફેક્ટ્સ ટેબ દેખાય છે
સેટિંગ્સ અંદર ડાયરેક્શન ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને ફ્રોમ રાઇટ ટીઓ ટોપ પસંદ કરો
આ એનીમેશનને જમણી બાજુએથી શરૂ કરીને ઉપરની તરફ વધવાની ઈફેક્ટ આપે છે
સંવાદ બોક્સ બંધ કરવાં માટે ઓક પર ક્લિક કરો
તમે ઉમેરેલ એનીમેશનોનું અવલોકન કરવા માટે પ્લે બટન દબાવો
આ એનીમેશન પર ફરીથી ડબલ ક્લિક કરો
ઇફેક્ટ ઓપ્શન્સ સંવાદ બોક્સ ખુલે છે
ટાઇમિંગ ટેબ પર ક્લિક કરો
ડિલે ફીલ્ડમાં ડીલે 10 સેકન્ડ થી વધારો
આ એનીમેશનનાં શરૂઆત માટે એક સેકન્ડનાં વિલંબની ઈફેક્ટ આપે છે
ઓક પર ક્લિક કરો હવે ચાલો પહેલાં એનીમેશનને પસંદ કરીએ
પ્લે બટન પર ક્લિક કરો
એનીમેશન પર કરેલા ફેરફારની ઈફેક્ટ તમે જોઈ શકો છો
યાદીમાંનાં બીજાં એનીમેશન પર ડબલ ક્લિક કરો
આ વેજીસ વિકલ્પ છે જે આપણે સુયોજિત કર્યા છે
ઇફેક્ટ્સ ઓપ્શન્સ સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે
ટેક્સ્ટ એનિમેશન ટેબ પર ક્લિક કરો
ટેક્સ્ટ એનિમેશન ટેબ લખાણને એનીમેટ કરવાં માટે વિવિધ વિકલ્પોની તક આપે છે
ગ્રુપ ટેક્સ્ટ ફીલ્ડમાં બાય 1એસટી લેવેલ પેરાગ્રાફ્સ પસંદ કરો
આ વિકલ્પ દરેક બુલેટ પોઈન્ટ મુદ્દા ને અલગ અલગ દર્શાવે છે
તમે આગળનાં પોઈન્ટ પર વધો એ પહેલા જો એક પોઈન્ટ પર ચર્ચા કરવા ઈચ્છો છો ત્યારે તમે આ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો
ઓક પર ક્લિક કરો
પ્લે પર ક્લિક કરો
ટ્યુટોરીયલને અટકાવો અને આ એસાઇનમેંટ કરો
વિભિન્ન એનીમેશનો બનાવો અને દરેક એનીમેશન માટે ઇફેક્ટ ઓપ્શન્સ તપાસો
ચાલો હવે આપણે બનાવેલાં એનીમેશન ઇફેક્ટોને જોતા શીખીએ
સ્લાઇડ શો બટન પર ક્લિક કરો
ત્યારબાદ એનીમેશન જોવાં માટે સ્ક્રીન પર કોઈપણ જગ્યાએ ક્લિક કરો
એનીમેશન એ પ્રેઝેંટેશનની એકવિધતાને તોડવાનો સારો માર્ગ છે અને અમુક એવાં ચોક્કસ મુદ્દાઓ જેને અન્યથા સમજાવવું મુશ્કેલ હોય એને સમજાવવા માટે મદદ કરે છે
તેમ છતાં કાળજી લો કે તેને વધુપડતું ન કરવું
વધારે પડતું એનીમેશન પ્રેક્ષકોનાં ધ્યાનને ચર્ચાધીન વિષયથી દુર કરશે
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં આપણે કસ્ટમ એનીમેશન ઈફેક્ટ ઓપ્શનો વિશે શીખ્યાં અહીં તમારા માટે એક એસાઇનમેંટ છે
ત્રણ બુલેટ પોઈન્ટો સાથે એક ટેક્સ્ટ બોક્સ બનાવો
ટેક્સ્ટને એનીમેટ કરો જેથી ટેક્સ્ટ એક પછી એક દ્રશ્યમાન થાય
એનીમેશનને પ્લે કરો
નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે
જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે વધુ વિગતો માટે contactspoken tutorialorg ઉપર સંપર્ક કરો
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે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
જોડાવા બદ્દલ આભાર